પિક્ચર માં મને એક હોલ્ડિંગ દેખાય છે જેનો કલર બ્લુ સેડસ માં છે.

સેલ્ફ ના ગ્લાસ ઉપર એ ટુ ઝેડ લખેલીયુ દેખાતું છે મને.

ઓફિસ માં તણ પી_સી મૂક્યા છે એક સી_સી_ટી કેમેરા નું સ્ક્રીન છે તા ઉપર એ_સી છે.

આ એક ફર્નિચર શોપ છે બે સોફા ચેર મુકેલી છે તેનો કલર રેડ છે.

અમુક પ્લાન્ટ્સ મોટા થયા દેખાય છે અમુક નાના છે.

મને સામે પહેલા તો ઓરેન્જ કલર ની સાઇકલ દેખાય છે રાઈટ સાઈડ માં વાઈટ કલર ની સાઇકલ છે.

ટાઇલ્સ ડિસ્પ્લે માં મૂકી છે જેમાંથી થર્ડ રો માં ઓલમોસ્ટ બધી બ્લેક કલર ની અને સિમ્પલ ટાઇલ્સ છે.

બે ફોરવીલર છે જેમાંથી એકનો કલર રેડ છે ને બીજાનો કલર બ્લેક છે.

ટ્રીસ દેખાય છે એક ગ્રીન કલર નો પાઇપ પાણીનો પાઇપ દેખાય છે.

આ એક યુનિવર્સિટી નું એન્ટ્રન્સ દેખાય છે.

એક ફોર વીલર દેખાય છે ફોર વીલર ઉપર બ્લેક કલરના અક્ષરોમાં સ્પીડ લખ્યું છે.

વરસાદ પડવાનો હોય એવું પણ દેખાય છે કાળા વાદળો ઘેરાઈ ગયા છે.

આ એક બુટિક નો ફોટો છે જેમાં ઘણા બધા ગાઉન્સ ને મીડીસ મૂક્યા છે.

આ એક રૂમ છે જેના અંદર ચાર બારી છે એક દરવાજો છે.

ઉપર છાપરું છે અને લાગે છે કે કોઈ કન્સ્ટ્રક્શન થાય છે એમાં ટાઇલ્સ વાઈટ કલર ની છે.

ફર્સ્ટ બેન્ચ પર જે છોકરી બેઠી છે એનો કંપાસ બોક્સ નો કલર ગ્રીન છે.